એમાં ભાઈ રમિકા સિંહ બતાવે છે ને કોઈ નેતા બેતા હા ભાઈ બઉ જોરદાર બતાયી ભાઈ રમિકા સિંગ તો એટલે અઆપડે તો picture જોવા નું છે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

કેટલા વાગે જવાનું છે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

ચલો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના મહામારી તો આ કોરોના મહામારી છેલ્લા thirty-four વર્ષે વિશ્વમાં હડકંપ મચાવી રહ્યો છે. દુનિયાના એક.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

માર્ચ પ્રથમ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અવારનવાર વધારવામાં આવી હતી. આગ કોરોના મહામારી

આરોગ્ય કર્મચારીને કોરોના યોદ્ધા બનીને દેશની સેવા કરી છે. માત્ર આરોગ્ય સ્ટાફ નહીં પરંતુ આ કોરોના મહામારી. સેવા કરતાં સરકારી કર્મચારીઓ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ, કોરોના વોરિયર્સ. કર્મચારી રેવન્યૂ કર્મચારી આંગણવાડી વર્કર, આશાવર્કર નગરપાલિકા મહાનગરપાલિકા.

ક્યાં છે કોરોના મહામારી આવી છે? વોરીયર્સ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકોની સેવામાં કાર્યરત અને હાજર રહ્યાં હતા. તેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને. સમાજ અને દર્દીઓને સાચા રીતે સેવા કરેં. આવશ્યક ચીજવસ્તુઓ લોકોના ઘરો સુધી પુરી પાડી માર કેટલાક લોકો સમાજ. કેટલાક લોકો કોરોના વૉરિયર્સને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. પછી અનાજ ફળો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુ લોકડાઉન સમયમાં પણ મળી રહી છે. પાણી, વિજળી, બૈંક વગેરે આવશ્યક સુવિધાઓ લોકનાથન આમાં પર બંધ નથી કારણ કે તેની સાથે જોડાયેલા કર્મચારીઓએ આવી વિષમ પરિસ્થિતિમાં પણ અવરોધ વિના કામ કરેં.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

આહ્વાન કર્યું છે. સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓ. પૂરું પાડવાની ઘોષણા કરી છે. ગુજરાત સરકારે પણ કોરોનાના કારણે અવસાન પામનાર કર્મચારીઓને સહાય પૂરી પાડવા. પ્રાત કરી સરકારનું આ કાર્ય પણ સરાહનીય આખરે આ કોરોના વોરિયર્સ આપણા સૌની સેવા કરતા ક્યાં ક્યાં સંક્રમણનો ભોગ બને છે? આવી સંકટ કરો. કરો નર્સ પોલીસ કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સંક્રમણનો શિકાર બન્યા તો કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવી. કોરોના મહામારીએ આરોગ્ય સ્ટાફ સૌથી ટોચના કરો.

ની મદદ કરવી એ આપણી નૈતિક જવાબદારી બને છે. દેશના ઘણાં ભાગમાં કોરોના ફેલાવા આરોપ લગાવીને હેરાન કરતા હોવાના પણ કિસ્સા. આપની સુરક્ષા કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ હોસ્પિટલ ખાતે પણ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ મોટા કાર્ય જોખમ ભરેલું છે. તાજેતરમાં વેક્સિનનું કાર્ય પૂર્ણ. જેમાં રેવન્યુ તથા પંચાયત કર્મચારીઓ શિક્ષકો પણ ગામે ગામે જઈ લોકોને સમજાવી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સને હમેશા પોતાના પરિવારને સંક્રમિત થવાનો ભય સતાવ.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 આવા કપરા કાળમાં સરકારી કચેરી દવાખાનું સ્કૂલ બૈંક જાહેર સ્થળોએ સફાઈનું કામ કરતા કર્મચારી કે તેઓ પણ રાત દિવસ મહેનત કરીના બતા સ્તરો ચોખા. અને જેનાથી કોરોનાનું સંક્રમણ ન વધે સફાઈ કર્મચારીઓ આ કારણે પણ અપને વિરતા હો જાયે. હાલમાં વિકસીને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજેમાં પણ કોરોના વૉરિયર્સને પોતાની મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી છે. કોરોના મહામારીને ડામવા માટે આપણી પાસે હવે અસ્ત્ર ઉપલબ્ધ છે. માટે અપને સમસ્યાઓથી દૂર રહીને વહેલામાં વહેલી તકે વેક્સિન. લેવી જોઇએ. હજુ ગામડામાં વેક્સિનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેથી દરેક જિલ્લામાં વેક્સિનનું પ્રમાણ વધારવા ટીમો બનાવી કામગીરી ચાલી રહી. એવામાં ઘણા લોકો દ્વારા વ્યક્તિવિશેષ.

તેમજ પરીક્ષાની કામગીરી માટે આવતા કોરોના વોરિયર સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ. આપને લોકોને જાગૃત કરશે. વ્યક્તિવિશેષ. એ લોકો ને ઘર ઘર ના fifty લોકો વેક્સિન. નિરોગી અને સુરક્ષિત રહે. આરોગ્ય કર્મચારી પોલીસ સફાઈ કર્મચારી રેવન્યૂ કર્મચારી અને દૈનિક જીવન સાથે સંકળાય. પર લોકોને કેમ ના કરીને આજે આપણે ઘરોમાં સ્વસ્થ અને સુરક્ષિત આપને પણ એક સારા નાગરિક તરીકે રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલા બધા નિર્દેશોનું પાલન કરવું જોઇએ જેથી આપને. આસપાસના લોકો સુરક્ષિત રહી શકે. કોરોના રોગથી બચવા માટેના કેટલાક ઉપાયો. પાલન કરવું જોઇએ. મોટાભાગે કરો. આપણે કેવી રીતે જાણી શકે છે? કોરોના થયું છે તો મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે આયના લક્ષણો. લક્ષણ દેખાવાનો સમય સામાન્ય રીતે બેથી ચાર દિવસોની વચ્ચે હોય છે જેમાં સરેરાશ પાંચ દિવસનો સમય હોય છે. નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાખવાનું.

અને આનાથી આપણે ધ્યાન રાખવું જોઇએ કે વારંવાર હાથ. એવા લોકોથી અંતર જાળવો હાથ ધોયા વગર ખેરાનો સ્પર્શ ન કરવો અને રોગને રોકવા માટે ના આ બધા ઉપાયો છે. જ્યારે ખાંસી આવે ત્યારે નાક અને મોં ને રૂમાલ અથવા. આગવાની ભલામણ કરવામાં આવે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને સેંટર. એન્ડ પ્રોવિઝન એ લોકો ને ભલામણ કરી છે કે જેમને શંકા છે કે તેઓ વાયરસ ધરાવે છે. મોટા પર ઠાકુર માસ્ક પહેરે અને રૂબરૂ મુલાકાત લે શંકાસ્પદ ચેપી લોકોને. પર લઈ રહેલા લોકો માટે પણ માસ્કની ભલામણ કરવામાં આવી હતી. હવે માસ્ક પહેરવું એ ખૂબ જરૂરી છે જેથી આપણુ પર ભી રોગ થયો હોય તો આરોપી એકબીજાના પ્રવેશ હૈ આરોપમાં મૃત્યુદર એક. એકથી લઈને ત્રણ ટકાની વચ્ચે અંદાજવામાં આવી WHO. ફાટી નીકળવાની ઘટના એ આંતરરાષ્ટ્રીય કક્ષાની. શેર કરી એકથી લઈને ત્રણ ટકાની વચ્ચે અંદાજવામાં આવી ફાટી નીકળવાની ઘટના એ આંતરરાષ્ટ્રીય કક્ષાની. શેર કરી nine માર્ચ two thousand twenty સુધીમાં રોગનો ફેલાવો છ ખંડોના.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

વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોને રોશનને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિ જાહેર કરી તી. કાળજી તેથી તંદુરસ્ત લોકોએ વિશ્વનાથ. તંદુરસ્ત લોકોએ ચીન સિવાયના દેશોમાં મોટા ભાગના માસ્ક પહેરવાની જરૂર નથી એમ જણાવ્યું હતું. તબીબી સારવાર સિવાય ઘરની બહાર ના નીકળવાની સલાહ. આપણા પ્રધાનમંત્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવી સલાહ આપી હતી કે આપ ઘર માં રે કાજી રાખી જે કોઈ ભી. અને આજે આપણા પ્રધાનમંત્રી. જોઈ ને ખબર છે. બધું પાલન કરવું જોઈએ કેટલો ટાઇમ ઘરમાં. મિત્રોને ક્યાં આપને ના મળી અને આ પ્રકારમાં સાવચેતી રાખે જેથી આરોપી.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 વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ભી આપને ઓછા મચાવી સેકન્ડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું હતું. સેનિટાઈઝર્સ કરવો એ એક અનિવાર્ય ચીજ બની ગઈ. અનિવાર્ય.

એ બધાને કાડી મુકવાની જાહેરમાં આહવાહન કર્યું હતું અનેક લોકોએ મોદી અને Shiomonetak કરીને સુર્યા સામે પગલાં લેવાની માંગણી કરી હતી ત્યાં સુધી કે, સાહજહાની રાજકુમારી શેખ હેન બિન ફેઝલ અલ કાશીમિએ પણ tweet પર રોજ વ્યકત કર્યો હતો. નુપુર સરમાની કથિત ઇસ નિંદા બાદ મુસ્લિમ વિશ્વમાં ભારત, વિરોધી તત્વોએ ભારતને બદનામ કરવાની તક મળી ગઈ હતી મુસ્લિમ દેશોમાં લાખોની સંખ્યામાં ભારત વિરોધી tweet થઇ હતી ભારતીય, ચીઝવસ્તુઓનો બહિષ્કાર કરવાનાં એલાન થયાં હતાં છતાં કુવેત, ઈરાન, ઓમાન વગેરે દેશોમાં ભારતીય રાજદૂતો ને રૂબરૂ બોલાવીને વિરોધ વ્યક્ત કરાયો હતો સાઉદી અરબ, UAE અને તુર્કી જેવા મિત્ર દેશોએ પણ વિરોધ નોધાવ્યો હતો બાંગ્લાદેશમાં લાખો લોકો રસ્તા પર આવી ગયાં હતાં. ઇન્ડોનેશિયામાં,

ત્રેપન મુસ્લિમ દેશોની સંસ્થા OICE ભારત સામે જે રોકવાનું વધુ એક બહાનું મળ્યું હતું ખાળી દેશોની શક્તિશાળી girls co- operation સરકારે એ નિવેદન,

સન્માનની લાગણી ધરાવે છે એવું જણાવી ભાજપે નુપુર સરમાની હકાલપટ્ટી કરવી પડી હતી અને ત્યાર પછી મામલો માંડ માંડ ઠારે પડ્યો હતો. વિરોધ નોધાવનારા મોટા ભાગનાં મુસ્લિમ દેશો સાથે ભારત ને ખુબ સારા સબંધો છે એ ઘટના ને કારણે ભારત કોઈ દેશ સાથે સબંધમાં કમી નથી આવી પરંતુ મુદ્દો એ છે કે, આવી ઘટનાઓ મુસ્લિમ દેશોના સામાન્ય મુસ્લિમો ભારત અને હિંદુ ઉરુજી લાગણી ભડકાવામાં નિમિત બને છે અને ભારત વિરોધી શક્તિઓનું બહાનું મળી જાય છે. અયતિક જેવાં બદમાશને બહાને કોઈ દેશની સંસદમાં ભારતને ભાંડવામાં આવે તે સ્વીકારી શકાય નહીં આ સંસદોએ અન્ય આરબ દેશોને પણ ભારત સામે ઉસ્કેરવાનો પ્રયાસ કર્યો. આમ છતાં ભારતએ મુસ્લિમ દેશો સાથે વિવાદ ન હતો કે ન વધે એ હેતુ પ્રતિક્રિયા આપવાને બદલે યુવાતમ્ક મોંન ધારણ કરી લીધું છે. આપડે એ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે દરેક દેશમાં ધાર્મિક કટ્ટરવાદી તત્વો હોય છે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં કોઈ હિંદુ પર અત્યાચાર કે મંદિર પર હુમલાનાં સમાચાર સાંભળીયે, અને ભારતમાં હિંદુઓ લોહી ઉકળી ઉઠે અને એકંદરે મુસ્લિમ વિરોધી લાગણી વળગે એવું જ ભારતમાં મુસ્લિમો પણ કથિત દમણના સમાચાર સાંભળીને અન્ય દેશોના મુસ્લિમો, અનુભવે એ એક માનવપ્રકૃતિ છે ભારતમાં બનતી દરેક નાની - મોટી ઘટના અને રાજકીય નેતાઓનાં વળકામણા નિવેદનો social media ના યુગમાં ક્ષણ વારમાં વિશ્વભરમાં ફેલાય જાય છે. ખાડીદેશો સાથે આપડો અબજોનો વેપાર છે બધાંના પરસ્પર આર્થિક હિત સંકળાયેલા છે અને સૌથી વધારે તો ખાડીદેશો સહીત મુસ્લિમ બહુમતી ધરાવતાં, અનેક દેશોમાં લાખો બાર આ રીતે સ્થાયી થયા છે તેમનાં પ્રત્યે ત્યાંના મુસ્લિમ સમાજમાં નારાજગી, રોષ, નફરત અને વૈમ્યનસ્યની લાગણી, વળી કે તે પણ આપડે જવું જોઈએ એવી લાગણી વ્યાપક નાં બને તે માટે આપડે ઘર આંગણે વાણી - વ્યવહારમાં સંયમ રાખવો જોઈએ. ખાસ કરીને, ટુંકા રાજકીય સ્વાર્થ માટે બફાટ કરતાં નેતાઓ પણ પક્ષમાં ગોળીઓને અંકુશ લગાવું જોઈએ ભારતની ઘટનાઓને કારણે વિ~વિદેશમાં વસતા ભારત, ભારતીય નાગરિકો સમજે અને તેમને આ બધું ભોગવવું પડે છે તે માટે બધાં માટે આ એક નૈતિક ફરજમાં આવે છે કે આપડી અને બીજા ધર્મ ની, લાગણીઓ નાં દુભાય એ પ્રમાણે આપડું જીવનચરિત્ર અને આપડી આસપાસના લોકોમાં આ વસ્તુની જાગૃતતા ફેલાય એ આપળે જોવું જોઈએ. hello તેત્રી

હું તો ઘરે છુ બકા પણ તું ક્યાં છે. હું પણ ઘરે છુ હાલ તું શું કરે છે?

બેઠો છે તો ચલો આપ shopping કરવા માટે જાયે.

પાલનપુર, પાલનપુર કઈ નવું આવુંય છે. પાલનપુર ઓમ તો shopping કરવા માટે ગણી બાધી દુકાનો ખુલી છે, એક નવું bus stand ખોલું છે ને એમાં જતાંયે આપડે. હાં bus stand મેં પન હોભ્લું છે. જાયે મુલાકાત લઇ ને આયે. તમે ગણા બધાં જોઉં છે કે bus stand ખબર છે ખુબ મોટું બંન્યું છે મેં એક પાલનપુર માં આટલા ગુજરાત માં મોટા માં મોટું bus satnd એવું સાંભળું છે ઈ હેડો મુલાકાત લઈએ કાલે તું free હોય તો દસ અગિયાર વાગે જઈએ ને

હાં બસ આપડે જાયે કાલે ને તારો અવાજ કપાઈ ને આવે hello

હવે આવે છે થોડો થોડો બરાબર. તારે mobile લેવો હતો કયો હા કોઈ સારો mobile company હોય તો લીઈલઈએ તમને ખબર છે કોઈ સારી company આમતો ગણી બધી companyvivooppoi phone તારે કયો mobile જોઈએ મારે કોક સારી તારે પાસે કયો mobile છે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 samsang નો છે સારો હોય તો આપણેય Samsung નો લય લિયે

આપડે પંદર હાજર સત્તર સોળ હાજર માં મળી જાય કોઈ વાંધો નથી એવું એટલો સસ્તો સુ લે માર જોડે પૈસા ઉધાર લઇ લે હું તને એક બે લાખ પૈસા મારી પાસે થી લઈ જજે અને તાર મન પાછા આપવા હોય તો આપજે નકર કઈ વાંધો નઈ સુ વાત છે તું આપે મન પૈસા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

હા આપડે બંને ભેગા જો હરો કોઈ Samsung મોગો mobile છે રિજલ્ટ બીજલત camera બેમેરા samsang નો જોયે છે તાર mobile તું સુ કે તાર પાહે samsang mobile સારો હોય તો Samsung લિયે નઈ તાર બીજી company લિયે આપડે એમ તો Samsung નોતો સારો નથી આવતો એના કરતા તું i phone જેવો લઇ લે તું માર કણ થી પૈસા ઉધાર લયલે આપડે i phone ફોન લઈશું i pone ઈલેવન તો આપડે i phone phone લેશો હેડો i phone ઈલેવન પ્રો નામ સાંભળ્યું છે સારો mobile નવો હા એ પણ સારો છે mobile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

આમતો પાલનપુર માં ગણી બધી mobile દુકાનો ખુલેલી છે કઈ કઈ ખુલી છે ખબર નથી મને સો ટકા કોઈ સારી દુકાન તો હશે ને i phone મળે ઈવી

છે ને તો થી આપને તારો mobile લેશો તો વાંધો નઈ તું કાલ માર ભેગો આપને બંને જતા રેસો બાર જીબી રેમ માં મળી જશે કે વધારે હું mobile લેતો જ નથી અવાજ નઈ આવતો તારો અવાજ નઈ આવતો એવું ના હોય કારણ કે માર phone છે એવા બગડેલા એના કારણે હા તો બોલ હવે તું બોલ તો મન સંભળાય કારણ કે મારા mobile બગડેલા છે ને જુના થઇ ગયા છે એના કારણે અવાજ બરોબર આવતા નથી હોતા તું પણ સાથે લઇ લેને સાથે સાથે નેવો mobile તારો ખરાબ થઇ ગયો હોય તો આમતો અઆજ ખરાબ થઇ ગયો છે ગણી વાર એવું થાય છે કે અવાજ બરોબર નઈ આવતો એવું હોય છે ગણી વાર હા હ કપાય કપાય તાર આવજ આવે છે એવું mobile અંદર કોઈ મિસ્ટેક હોય એના કારણે આવો આવાજ આવેછે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 તો કાલ તું માર ભેગો અગિયાર બાર વાગ્યા જેવો આવજે આપને બંને પાલનપુર જઈ ને એક નવો mobile લઇ લિયે બરોબર ને

ઉમેશ તારે કયો mobile લેવાનો તો કાલે આપને બંને ભેગા જઈ દેખિયે અને સસ્તો હોય તો સસ્તો નકર મોગો હોય તો મોગો લિયે સારુ તો પૈસા તું લઇ આવજે ખાલી

પાલનપુર માં પેલી નવી દુકાન ખુલી છે ને mobile વાળાની

હા પેલી ફોને mobile વાળા કોઈ દુકાન નોમ છે હમ છે તે જોઈ છે તે જોઈ છે મેં જોઈ નઈ સાંભળ્યું છે એક દુકાન છે સારી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 i phone ની તો કીમત બહુ મોગી આવે છે સીતેર હાજર હેસી હાર લાખ મો મળે છે પચાસ હાજર મો માંકલે છે એક લાખ સુધી લઇ લેશો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

એમ તો મારે સસ્તો જ લેવાનો છે mobile સસ્તો લેવાનો પચાસ સાહીંઠ કેતો તો સુ તારી સસ્તા મો આપને તો માય i phone ઈલેવન લેવાનો છે મસ્ત અવાજ બાવાજ રિજલ્ટ બીજલત આવું જોઈએ ફોટા બોટા હાર પડી

હા હા i phone માં mobile માં ઓમ રિજલ્ટ સારુ છે કેમેરા નું એ બધું લઇ લિયે એટલે વાંધો ના આવે આગળ હા બરાબર છે તું મારા જેવોજ લઇ લેજે ને

હા એપલ લે જે એપલ company સારી આવશે હા એનું નામ સમ્ભ્લ્યું છે ગણું બધું i phone સારી company છે આપડે તેના કેમેરા પન સારા ખુબ આવે બે થી ત્રણ કેમેરા જેવા કેમેરા આવે છે પન બજેટ ખુબ દોઢ થી બે લાખ સુથી ના મોબાઇલ આવે હે ના બે તારા કાન પૈસા હોય તો આપડે કાલ લઇ રહીએ મોબાઇલ i phone નેજ અને એકજટ બાર વાગે free હોય તો ને હું તને ગાડી લઈને લેવા આવું બરાબર ને અગિયાર વાગે તો કોલેજ માં જવાનું છે મારે બીજા કોલેજ માં કોલેજ થી છૂટી ને જઈએ બરાબરને કોલેજ બાર વાગે સારું થશે ને ત્રણ વાગે પટી આપડે ચાર વાગે જઈએ ચે વાગે પૈસા લઈને આવજે ના હોયતો અમે પન પૈસા લઈને આવસો આપડે બંને બેગ થઈને ને પૈસા લઇ અંદરોવાળાએ જે પન દુકાન પાળવી હાય તેમાં જતારહિએ તારે કોલેજ માં કેવું ચાલે છે કોલેજ માં હું બરોબર જતો નથી કારણ કે મને પન કંટાળો આવેછે કોલેજ માં મજા આવે જવાનું પન કટલો આવે છે ને એટલે હું જતો નથી કોલેજમાં કંટાળો આવે છે enjoy કરવાની લાઈફ છે કાલેજ માં મજા છે આપડી કોલેજ કેટલી મોટી છે તે જોયી ની પન mobile સારા નથી એટલા માટે હું કોલેજ માં જતો નથી આપડે પેલા mobile લઈલઈએ પછી કોલેજ માં જઈએ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

હા વાત તો મેં સાંભળી છે ગેમ ઉપડતી નથી કે ખબર ની કે ઉપડતી કે ની કે પછી મારે બીજો નંબર લેવો પડસે હા તો તું લઇલેજે mobile સારો હતો એમાં ઉપડતો નથી ફ્રી ફાયર ઉપડે તેમાં વન પલ્સ mobile સારો આવશે તારે ગેમિંગ માટે mobile લેવો છે હા ગેમીગ માટે ખુબ સારો છે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 હમ ગેમિંગ માટે લેછે તો એ જ mobile લઈલે હા વન પલ્સ લેવા ની ઈચ્છા છે સારો આવે છે કે નથી આવતો હા વન પલ્સ નું સંભ્લુય છે ઘણા બઘા સારા mobile આવે છે ભગવાન કેસે તો ગેમિંગ mobile લેસો હા એ પન લઇ હકે તું તું તો ગેમ રમતો નથી તો i phone બરાબર છે તારા માટે એ સાચી વાત હું ગેમ નથી રમતો એના માટે i phone સારો રહે તું તો ગેમિંગ માટે છે એના માટે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 કઈ ગેમ રમે છે હા ગેમ તો નથી રમતો એકેય ગેમ નથી રમતો ના એકેય ગેમ નથી રમતો તો mobile નો તું સુ વઘારે ઉપયોગ કરીશ એ બીએસી રીલ જઈને ગુગલ મારું વઘાર કઈ જતો નથી અને કોઈ study માટે કોઈ ની કરતો ના study કરતો નથી study પેલા કરતા study કરતા mobile એ ટાઈમ પાસ માટે જતા આ ટાઈમ પાસ માટે જ ટાઈમ હોય દેખીયો હમ એ ટાઈમ પાસ માટે જ મારે એવુજ છે ટાઈમ પાસ માટે અને અને ગેમ રમવા માટે ફ્રી ફાયર ચાલે ફ્રી હોય ત્યારે ગેમ રમે એવું કરે તાય્રે ચાલે મને ના આવે કઈ કામ બાકી કે ની તું ના કામ

બીજા કે આ આ mobile છે તેમાં કેમેરો સારો નથીઆવાજ સારો આવતો નથી એબઘુ છે આપડે mobile ની દુકાને જાસો અને જે સારી quality નો mobile એ લઈશું રિજલ્ટ સારું માઈક હોય એવું બરાબર લેસો હમ હા કારણકે તાર તો ગેમિંગ માટે mobile જોયતો તો વન પલ્સ બીજો સારો હોય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 તે ફાઈવજી mobile નું સંભ્લુય છે હો કઈ ખબર નથીફાઈવજી mobile બહાર પડિયા છે ખબર નથી કયો ફાઈવજી મારે ફાઈવજી લેવાની ઈચ્છા છે ફાઈવજી લઈલેજે કારણકે ફાઈવજી mobile બહાર પડિયા છે આમ ફોરજી માં મજા નથી આવતી તેમાં ગેમિંગ માં ફાઈવજી mobile હોય વાંઘોન આવે અને લેગ બેગ ણ થાય અને ચોટે ના સારું એના માટે મારે ફાઈવજી mobile જોઈએ છે